એતો હ જ ને લ્યા. એટલુ risk લઈન જવાનું હું કરવાનું? એતો હ જ ને ખોટા જંગલો માં બંગલો માં થઈને જવાનું હોય કોક એતો હોય ને? એજ જઈને તમારું શોષણ થાય. કારણ કે તમે officially જ્યાં ના હોય. એનો પગાર કલ્લાક નો પગાર પંદર ડોલર હોય ન? તો તામર સાત સાત ડોલર માં કામ કરવું પડ. અડધા પગાર માં કામ કરવું પડે તમાર. હમ હમ એટલે સુ તમે અમુક વર્ષ તમે ઈ રાય જો પછી તમે પેલા એ થઇ જો citizen થઇ જો એના. આકાશીયન જ્યો તો કેનેડા આ યુકે. હોવ હોવ એને વાત કરી તી એને મન. એટલે એનું ઑસ્ટ્રેલિયા કેનેડા યુકે કે જે country માં થાય એ country માંજતું રેવું હ.

બરાબર એટલે preparation કરે IELTS ની અ PTE ની લગભગ આપવાની કેતો તો એને તો english હારું હે હું કે. એને તો મારા કર્તાએ હારું english હે. એન પાપા જોડે તો પૈસા તો હે ને.

પૈસા તો રે જ ને થઇ એક ને Loan થઇ એક બાકી business મા તો કઈ ખબર ને ને બિચારો ને લોસ આયો તો વચ્ચે. એને પણ ઇઓને પણ મહિને લાખ નિ income હોય ને તો loan થઇ જાય. થઇ જાય એતો થઇ જાય વાત હાચી હમ city માં યાર

તો માર્ગેજ મૂકીએ તોયે ચાલ.

એનો એનો આપડોને આપડો ભાઈ જ જાય ને જાય તોએ. હમ મને એ લઇ જોય કે તને લઈ જાય. હમ એતો જરૂરી જ છે એનું બ future એ પાહુ secure થઇ જાય કે યાર.

હા મુ ઓઢું એને સારી રીતે. એટલે ભાઈ આમ બૌ knowledge વાળો મોણસ સ એરીયો. બસ ભાઈ હવે આ બસ તાર થી વાત કરીં ગાર સાઈડ નીકળ્યો. હવે આ ગેર પોકયો એટલી વાર આઈ ગયો આ પેલા ground માં. અલ્યા હાજી બાકી હ. હેડ મુ જામી લાઉ પછી તન phone કરું.

તો વધુમાં વધુ two point eight percent વિકાસની ધારણા કરવામાં આવી. તેમાં પણ ભૂલ કરવાની છૂટ અને margin of safety ને ધ્યાનમાં લેવામાં આવી હતી. વાસ્તવિકતામાં અર્થતંત્રનો બે ટકા વિકાસ થયો એટલે કે federal ની સૌથી ઓછામાં ઓછી ધારણા કરતા વધુ થયું.

પણ સુકાવાના સામે તે ધાર હવા વડલાના દરેક ક્ષેત્રની અધીરોની દિશામાં વહે છે તેને સમાહિક સાગરીઓકો આરામ કરતી છે વિધુત તત્વ એવાજ બની થાય તેની બતાવ્યા પ્રમાણે ગોઠવામાં આવે છે તે હોવાની જેની સામગ્રીતા પસાર થાય છે કે બીજા પસાર થઈ છે જે તે સાથે અણુ થઈ તેને ગરમ કરવામાં આવે છે વેક્યુમ આ સાધન વાહન તેના વિકાસ માં પણ અમ પાકવાની નાની પ્રક્રિયા ની કરવા માટે પ્રત્યેક રસનો ધારેવે છે ટાકા વિસ્તારના આપતા સાગરીય માટે કરી શકાય છે પાકવાની જ્ઞાની કરતી સમય નો દ્વારા વેક્યુમ કરે છે ZERO POINT ZERO થી ZERO PINTO ZERO ZERO THREE બરાબર જેટલું ઓછું થાય શકે છે જેને દબાણ સાર પાણી પ્રતિષ્ઠિત આંતરિક જે તે કરતી બીજું તે બે ઉદાત્ત કર્યે એ પ્રવાહનો જેવું વર્તો એવું આ વાયુને વાહિનીસ્તાન કહેવાય અને તે કાર્યક્રમ સુધારા મેળવવા માટે ગરમ હવા અને તણાવ વચ્ચે સારા સંકટ પૂરો પડે છે આ રાસાયને સુકવા માટે હવામાં આવે છે ગરમ હવે જાળી માંથી પસાર કરે છે ને ગરમ મેળવી અને સમય tranceport = માટે વિચાર કરતા તે માટે પૂરો પડે છે અને ગરમ પ્રવાહના સહેજ રાખવામાં આવે છે તેથી દરેક સુકાય જાય છે પોતાની કચરાવત જેવું લાગે છે હવા માં ગરમી અને સમય તાકવા માં કે ચૂત પાર્નોમાં તેની અવલોકતાં હોય છે તે જેવું છે તેના એક સમાન દ્વારા તેના એક બીજા છેડે ઉત્પાદન બીજ પણ કરે છે તેમનો સમય બે system ઉપયોગ કરી અથવા વિવિધ ઘરની સામગ્રી નો પાણીનું પ્રમાણ એક પદાર્થમાં તરીકે દર્શાવા મા આવે છે સામગ્રીની પ્રતિક્રિયા પગલાંની સતાબ્દી સંતુલન તાપમાનથી જ દર્શવે છે

કહી શકતું હોય છે કણ સુકાવાની માંડે છે ને ટુકડી તેનું કાયમિક રહ્યું છે એક પટ પ્રતિશીલ છે ત્યારે સભ્યના રહેલા અવિજિત અંતિરિક્સ આધારે સંતુલિત થાય છે આ સમયે થતા થતા સમય ગાળાને બે તબ્બકા મા વિભાજીત કરી શકાય જયારે સપાટી સુકાય ન જાય ત્યાં સુધી સોપારી પરના જુના પ્રથમ વર્ષ ત્યારે ત્યાંથી જ બિંદુ બિન ધારે સપાટી કોફી ખૂટી જાય છે આ સમય ગાલા પાણીની માત્ર દર પ્રથમ ઘાટના સમય હોય શકે છે સુકાવાની અંદર જે માપી સકન સુકવા માટેની સમગ્રત મુકવામાં આવે છે તેને સાન્તાનીત કરવામાં આવે છે અને સુકાવાની આવામાં છે સુકવણી પ્રાયોગિક કરવામાં આવે છે પછી સુકવણીમાં તેમની ગણત્રીકરવામાં આવે છે તે કરી શકાય છે સુકવણી ને કારણે સુકવણી દર અનિયન પાસે અને સામગ્રી બદલાતા સાથે સમગ્ર બદલાય છે અમેરિક અને જેની નીચે સુકવણી યોગિત કરી સકલાય છે તે સારા બાંધકામો ડીશ Vice તેમાં એક બાન્ધકારણ મોટો ડાબો હોય છે જેમાં સુકવણી માટે ના સમગ્ર

ઉંદર અને આવળાટ system સાથે પદાર્થમાં કરવામાં આવે છે વેક્યુમ કાળ દરમિયાન અવગરક વધુ પદાર્થના માટે થાય છે તેને વગેરે ઉદ્યોગમાં થાય છે

તથા ફેમિલી સાથે ઓવલકાં હોવું છે નાકર એક મુકવામાં આવે છે આ રીતે તેને ચારે અલગ અલગ હોય છે કે જે દયે પોતાની સિક રૂપે થાય છે જેમાં નીચે વ્યાખ્યા પ્રયોગ બતાવે છે સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે સંસથાપડ હોવાને ગરમી કરવાના તેને પ્રલાબ કરે છે ત્યારે એક પ્રત્યેક્ષ પોતાના તથા ખોદવમાં આવે છે અને ક્ષેત્રફળ ઘન હોવું જોઇએ તેઓ સંપૂર્ણ પણ સુકાય જાય આ સુકાઓને બહાર કાઢી લેવામાં આવે છે આ અનુકાળમાં જે બધા નો જે ઉપયોગ કરે છે બે પ્રવાહીનો જન્મ આ પ્રવહીને સીકવામાં કરવામાં આવે છે અને ઉપયોગ કરે છે એટલે કે

મોબાઈલ બતાવામાં આવે છે બનાવામાં આવે છે ભારતના અભાવના સામગ્રી થશે કરવાનું વાહન કરવા માટે આવી છે કે આ ગાળાની ની લાંબી સારવાર બનાવામાં આવી છે હવા સમસ્ત સનાગ્રહણ કરવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા તેના વર્ગોના છેડો ઉષ્મા રૂપં કરે છે તોતે રાસાયણિક પ્રતિકીમાં સંગ્રહ કરે છે જે તે રાસાયણિક ક્રિયા અવોલનમાં આવે ચોક્કસ કર્મચારીઓ દ્વારા તેના બને ના રસાયણો ભૌતિક રીતે સંગ્રહ જે તે રસાયણ માં પરિવર્તન બધાય દેશો

ખોરાક પાણી અથવા પ્રતિક્રિયા થી સસનો સાથે તૈયાર ભાલાનો કરો જે તે

પાસે અને સાધનોની ખાતરી કરો કે હમિલન પ્રયોગવાનું સાચે સાચું વાઈસન છે કે અને તેને તાપ્તીનો પ્રયાસ કરો એંટીકેટીને ગુણધર્મો કરવે છે અને આ સમય તેના ઉપયોગ કરવામાં આવે છે તે માટે તેને જખ્મ રેડાય કરી છે પ્રસિદ્ધ કરી છે સંગ કરુણવિસે અહીં કેટલાક મહત્વ આપી છે નૈસીક એસિડ ના સામાન્ય નિષ્ફળ અને તેતરનું લાકડું વાણીચિત થયું તેમ રાસ્ટપેશીક અલગ દેશો માં પણ આધારિત છે વલોવીન તેની લાક્ષણિકતા અને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 મોસમી calender ભગોલિક સ્થાન પર્યાવરણ સંદર્ભ અને સાંસ્કુતિક અર્થ ઘટન અનુસાર બદલાય છે ચોકકસ biopic ઘટનાઓ જેમને ઘણી વાર biopic industy તરીકે ઓળખવામાં આવે છે તે સ્થાનિક રીતે અથવા મોટા સતત આગિયો હોયી આગાહી ને સક્ષમ કરે છે દાખલા તરીકે ચોકકસ જંતુઓ ની પ્રજાતિઓ નો દેખાવ ફિર દેખવેદ હોય શકે છે મોસમ નો week આવી રહી છે જે સોચે છે કે રૂપાળા ની પૂરી લાગણી કરવાનો સમય છે સક્રિય પ્રાણીઓ ની વર્તણુક ની pattern નું અવલોકન પણ મહત્વપૂણ છે ઉદારણ તરીકે જયારે સીબ ની બે સીબ વિસ્તાર માં દીજલ્વાલ લાકો વાઘ ના કુવી માં સવ્ન્મો અવાજ સાભળે છે ત્યારે લીલી પીળી ફળ પાકવા માંગે છે હે એક વાર ફળ પડવાનું સરુ થઇ થઇ જાય છે તે પછી આ દેશના રોકાણ માટે દરિયા કિનારે તેમની માસિક યાત્રા શરુ કરાવી અન્ય મોસમી સંશોધન માં શોધવા નો સંકેત છે મોસમી calendar આજે પણ ઘણા જૂથો દ્રારા ઉપયોગ માં ચાલુ રાખે છે first national first national calendar પ્રકાશિત સંભ્દિત સમુદાય દ્રારારાખવામાં આવેલી વિશાળ વિજ્ઞાનીક મહાન પ્રગટ થયું છે અને તેને વિવિધ સાખાઓ મા પશ્ચિમ વિજ્ઞાનીક સમાજ નિ સમજનિક જાનકારિ હોય છે ઉદાહરણ તરિકે વનસ્પતિશાસ્ત્ર પ્રાણિશાસ્ત્ર ecology હવામાનશાસ્ત્ર અને એથિપન ઘણુ AX

boima interactive નક્શો બનવિયો છે boima અને csiro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 અને તેના અને છાપા છાપવા યોગ્ય પોસ્ટરો પ્રદાન કરે છે બે

may થી december સુઘી સેઘર જુવાર છે જયારે દક્ષિણ પૂર્વ માં ય્રથાથ પવનો ફુકાય છે અને હવામાન સુસ્ત હોય છે વર્ષ દરમિયાન જુદા જુદા અને અણ ઘરીયા સમયે દ્ક્ષિણ દિશાના પવનો ફુકાય છે અને આ સમય જેડી તરીકે ઓળખવામાં આવે છે અને day night ગાળ દરમિયાન october થી december સુઘી ઉતરીય પવન પ્રબળ છે જે ઉચીય ગરમી અને ભેજ લાવે છે માસિકના લોકો મસીગાલ ગાલ તરીકે ઓળખાય છે તે મઘ્ય tourist street ના કુલકુલ ગત રાષ્ટ્ર માં ભાગ છે આ ચાર ઋતુઓ નો સમય અને અવુધી દર વર્ષ માં બદલાય છે અને માટે ટાપુઓનો પવન હવામાન દરમિયાન જીવન દરિયાયી જીવન સ્કોડ અને પ્રાણીઓ માં સંકેતો નું અવલોકન કરે છે જે તમને જણાવે છે કે કયારેક એક ઋતુ બીજી ઋતુ માં બદલાય સકે છે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 curve ના આ વાર્ષિકચક્ર પર આધારિત છે નવ પૃથ્વીના આકારો નો આંતર સાકીય વેદના ની જેમકે પાથમિક ધ્યાન હવામાનીય ઘટનાઓ ને સમજવા અને આગાહી કરવા પડે છે હવામાનશાસ્ત્ર સેન્ય ઉર્જા ઉદ્પાદન પરિવહન કુષી અને બાંધકામ સહીત વિવિઘ ક્ષેત્રો માં વિશાળ વિવીઘતાઓ લાગુ અને કાર્યરત છે રુલો માલુ હવામાન શાસ્ત્ર આબોહવા લાંબા સમય સુઘી પ્રદેશો માં હવામાન ની સરેરાશ ને અન્ય દિન જતા હવામાનની વાતાવરણ નો આંતર સા કીય વિજ્ઞાનિક અઘ્યાય જે હવામાન પ્રકિયા અને આગાહી પર ઘ્યાન કેન્દ્રિત કરે છે હવામાન આપેલ સમય આપેલ વાતાવરણ માં તમામ ઘટનાઓ નો સમૂહ છે micro scale હવામાન શાસ્ત્ર લગભગ એક કિમી કેતેથી ઓછી વાતાવરણીય ઘટનાનો અભ્યાસ micro scale કરતા નાની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 અત્તે પાંચ કિલોમીટરથી લઈને કેટલાક સૌ કિલોમીટર સુઘી ના હવામાન પ્રાણી પ્રાણીલોઓ નો અભ્યાસ synoptic scale

scalevr licence મેસ્કોસ નો continue કોમલ્સ synoptic scale મેટોરીજી એકહજાર કિલોમીટર લગભગ છસોવીસ માંથી વઘુ ક્રમાં આડીલમ નો scale છે ગોપાભાઈ અભયભાઈ એવું કેમ લાગે છે સપાટી નું હવામાન પુંચ તરફ થી ખાસ પ્રકાર નો હવામાન નકશો છે જમીનાદારી હવામાન ને મથકો નું હુમાયટી ના આઘારે ચોક્કસ સમયે ભોઅગોલીક વિસ્તાર માં હવામાન તત્વ નું દશ્ય પ્રદાન કરે છે anemometer પવન ની ગતિ માપવા માટે નું ઉપકરણ હવામાન મથકોમાં વપરાય છે બેરોગ્રાફ એક android barometer છે

હવા અથવા પારા ના ઉપયોગ થી વાતાવણીય દબાણ ને માપવા માટે વપરાતું સાઘન છે હવામાન માં ચોખા ગાળા ના ફેરફાર અને આગાહી કરવા માટે ઉપયોગ થાય છે થતું હશે flying balloonballoon એક balloon જે જાણીતો ચમતો દર ઘરાવે છે જેનો ઉપયોગ દિવસ માં પ્રકાશ દરમિયાન વાદળોના પાયાની ઉચાઇ માપવા માટે થાય છે સીલીગ્વ તત્વસ એક ઉપકરણ જેનો ઉપયોગ વાદળોના પાયાની ઉચાઇ માપવા માટે એરીથન સાઘન કરવામાં આવે છે cielometer એકજ ઉપકરણ જે વાદળોમાં પાયાની ઉચાઇ માપવા માટે લેસર અથવા અન્ય પ્રકાશ ના સ્રોત ઉપયોગ કરે છે

સ્પષ્ટ લાલટીનટેક લાસ્ટીક googles નો ઉપયોગ કટો રાત્રી ના અવલોકન તેમના આંખ ને અંઘારામાં અનુકૂલિત કરવા માટે અથવા તેજસ્વી સૂર્ય પ્રકાશ દરમિયાન વાદળો ઓળખવામાં મદદ કરવા અથવા બરફ માટે જગજ્ગાત કરવામાં આવે છે disdrometer ઘટી રહેલા hydrometer ના drop નું વિતરણ અને વેદ માપવા માટે વપરાતું સાઘન છે hadge built વાવાજોડા ના વાદળની નજીક વાતાવણ માં electric field તાકાત માપવા માટે વપરાતું સાઘન agrometer તેજ માપવા માટે વપરાતું સાઘન આજ actress inketer એલ્યુમીનીયમ નો એલ આકાર નો ટુકડો પંદર ઇંચ સંભાવે આદસ્ત્રીસ સેમી લાન્બોગાય બે ઇંચ સંભાવે પાંચ સેમી પોહ્ળો છે બરફ જે બરફ હિમ અથવા ચીલ માં રહેલા વરસાદ અથવા ત્રીજી માં જમ જમ વરસાદ ની હાજરી દર્શાવા માટે વપરાય છે નીડર વાતાવણીય ભોતિક શાસ્ત્ર માં વપરાતી optical remote sensing technologies જે દુરના લક્ષ્ય વિશે માહિતી મેળવવા માટે છુટાછવાયા પ્રકાશના ગુણઘર્મો માટે વપરાય છે lightning ટીક ટીક lightning detector જે ઉપકારનો માં જમીન આઘારિત mobile અથવા space આઘારિત વાવાજોડા દ્રારા ઉદ્પન થતી વીજળી સોઘીકાઢે છે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 વિશે માહિતી પ્રદાન કરવા માટે થાય છે nephnoscope વાદળ ની ઉચાઈ દિશા અને વેગ માપવા માટે વપરાય છે pyranometer એક

જોવા માટે થાય છે રેડિયોએ રેડીયો folde હવામાન માં ફુગાવામાં વપરાતું એક સાઘન છે જે મીથ વતાવણીય પરિણામે માપે છે અને તેમને નીચીત્વ રીશીવામાં transpit કરે છે

એક સાઘન છે વતાવણીય અશાંતિ દ્રારા ઘ્વનીના તરંગો વિખેરાઈ ને માપે છે solameter એક પાયરનો meter સુક્ષ્મ પ્રતયક્ષ અને પરક્ષ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 રસાણના સાઘનો નું વહન કરતુ sab obric rocket છે stillnessscreen પ્રમાણ ભૂત વેદન સ્ટેસન નો એક ભાગ છે તે સઘનોનો વરસાદ અને સીઘા ઉસ્મક કિરણો સુરત્વ બતાવે છે જાયરેહવામાન મુક્ત પણે ફરવા દે છે ગોપાભાઈ હવે હું તમને બેહજારએકવીસ ની અમુક હવામાન ની ઘટના તમને કઈશ વર્ષ ના લીલા પસ્થિતિ સાથે સારું થયું હતું હિમ વર્ષા ઠંડા મોજા દુષ્કાળ

december માં શકિતશાળી tyephone રાય દ્ક્ષિણ filipinas માં આગળ વાઘીયું જેમાં ચારસોદસ લોકો મારિયા ગયા અને વર્ષ ની સૌથી ભયંકર સીગલ વેદન ઘટના બની વર્ષ ની સૌથી મોટી ઘટના અને united states માંથી સૌથી મોઘીં કુદરતી આફતી february બેહજારએકવીસ માં ઉતર america coldvev થી થતી જેના કારને એકસો છન્નું પોઈન્ટ ચાર billion dollar નું નુકશાન થયું હતું તેક્ક્ષા સરમા ઠંડું તાપમાન વાય્પક પાવર આવજેત ને કારને સેમો લોકો ના મોત થયા હતા અને નોનપાથ કુદરતી આફતો હરિકેન ઈદા હતી જેને દ્ક્ષિણ પૂર્વ નુય્કિઅલ ચેના ખુટકીયું હતું અને બાદ માં ઉતર પૂર્વય united states માં પૂર્વ પુર આવીયુ હતું જેના પરિણામે સીતેર million dollar નુકશાન થયું હતું december માં બે record breaking tornado ફાટી નીકેલા એકબીજાથી માત્ર ચાર દિવસ ના અંતરે europe માં eurpiyan senior thomas laboratory એ ચૌદસૌ બ્યાસી હવામાન સબંઘીત ઇજાઓ અને પાંચસો અડસઠ હવામાન સબંઘીત દસ્તાવેજન કર્યું હતું national osenice and એકમસ મેંહ્કી ફેરિક administration એ united states ના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 વર્ષ ની શરૂઆત લાલીલા શરતો સાથે થઈ હતી તે પાછલા વર્ષ વિક્ષિત થઈ હતી આ દ્ક્ષિણ પેક થી pacific ocean મહાસાગર દરિયાની સપાટીમાં સામાન્ય તાપમાન કરતા ઠંડા માં પ્રતિબંધીત થતું હતું જોકે સ્થિતિ સામાન્ય નાની નાની ઘટના ની વિપરીત હતી જેમાં જાનુઆરી united states ના સામાન્ય તાપમાન થી વધુ હતું પરંતુ february માં સામાન્ય તાપમાન કરતા વઘુ ઠંડું હતું march અને april સુઘી માં નાની નાની સ્થિતિ નબળી પડતાલાગી તેર મહિના રોજ national osenice and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 pacific મહાસાગર સામાન્ય તાપમાન વઘુ ઠંડક ઉગઢે છે norve એ જાહેર કર્યું કે વેશ્વિક હવામાન પરિસ્થિતિઓ october સુધી નાનીનામાં પાસે કેળવાઈ છે january માં japan માં ઓછામાં ઓછા સીતેર લોકો બરફ દુર કરતી વખતે મુત્યુ પામીયા હતા જે હિમ વર્ષના કારને બે પોઈન્ટ ઓગણપાચસ મીટર આશરે આઠ પોઈન્ટ બે ફૂટ હિમ વર્ષા થી સંભાન્ઘીત છે ઓછા માં ઓછા પંદરસો લોકો હાઈવે પર ફસાયા હતા february માં ભરી ઠંડી ને ઉતર america ના મોટા ભાગ ને આંતર કરી હતી મોટા ભાગ ના શિયાળા દરમિયાન દ્ક્ષિણ પૂર્વીય canada અને greenland પર

ઉતર mexico થી ઉતર પૂર્વીય united states સુઘી ના નવ million થી વઘુ લોકો ને વીજળી વિના છોડી દીઘા લગભગ અળઘા પાવર આઉટે ટેક્સ સ્મા હતા united states ના એકસો બોતેર લોકો મુત્યુ થયા હતા system ને નુકસાનના એકસો છાણું point પાંચ billion billion dollar થી વઘુ ખર્ચ થવાનો અંદાજો થયો છે જેમાં united states ના ઓછા માં ઓછા એકસો પણછાણું billion dollar અને mexico ના એક point પાંચ billion dollar થી વધુ નો સમાવેશ થાય છે record પરનું સૌથી મોઘું શિયાળુ તોફાન તેમજ united states ના મોઘાં માં સૌથી મોઘીં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

તાપમાન minus ninety point nine celsius થી પન નીચું ગયું march માં હિમ વર્ષા ઔ રોપી પર્વતો ને અસર કરે છે જોકે કોઈ મુત્યુ પામ્યું ન હતું sistemerdollar પંચોતેર million નું નુકશાન થયું જેને પન તેમનું સૌથી મોટું બે દિવસનું હિમ વર્ષા જોયી તે વર્ષ નું સૌથી મોટું હિમ વર્ષા બન્યું

પશ્ચિમ ઉતર america માં દુષ્કાળ બેહજાર વીસ માં સારું થયું બેહજાર એકવીસ ચાલુ રહ્યું january બેહજારવીસ થી august બેહજાર એકવીસ સુધી વીસ મહિના ના સમય ગાળા માં અઢારસૌપચાનું પછી સૌથી ઓછો વરસાદ નોઘ્યો july બેહજાર એકવીસ માં નેત્પોએત record ની ઊંચ સ્તરે પહોચ્યું અને નેત્મિલ આટલું નીચું જવાના કારને પાણી પર પ્રતિબંઘ લગાવામાં આવ્યું august બેહજાર એકવીસ ના મઘ્ય સુઘીમાં આવીઓ એવા ભારે દુષ્કાળ નો સામનો કરિયો હતો દુકાળ થી maxico પંચ્યાસી ટકા થી વઘુ પર અસર થઈ છે march માં બહુ દિવસે વરસાદીય ઘટનાના કારને સ્તર થી એકવીસ march દરિયાના મધ્ય australia નોન પાત્ર પુર આવ્યું હતું જેને સૌ વર્ષ એક ઘટના કેવા માં આવે છે કોબાઈ ને new sound best નોઘ્યું છે ચારદિવસ નું કુલ આઠસો ને તેપણ minimum sun નો અર્થ cost અને મઘ્ય cost માં નોન પાત્ર પુર આવ્યું છે તારીક સાથે ની મૈગિક નદી ને તેના ઓગણીસો ઓગણત્રીસ ના record માં બરબારી કરી વીઘામ new south west ઓગણીસો ઇઠોતેર પછી સૌથી ઉચું સ્તર જોવા મળ્યું વેલ નદી તેના ઓગણીસો પંચાવન ના record કરતા ઝિરો point બે મીટર ઓછી હતી અને new south west મોરી મેઈની ની નદી તેના ઓગણીસો પંચાવન ના શિખર થી ઝિરો point ચાર મીટર નીચી થી હતી મોલ વેલ new south west તેની car પર કાબુ ગુમાયું એને કારણે એક વ્યક્તિ નું મુત્યુ થયું હતું કોપવાન હારવાન દરિયાના કિનારે ગાયબ થયેલા બોડીબોદલ નું મુત્યુ થયું માનવામાં આવે છે ચોવીસ મીના રોજ વઘુ બે મુત્યુ પુસ્તિ થઈહતી છવીસમીએ એક મહિલા ગુમ થઈ હતી અને બાદ માં તેની શોઘ હતી આ ઉપરાંત હવામાન પુરને કારને એક વ્યક્તિ ગુમ થઈ dollar ઓગન્પચ્સ million નું નુકસાન થયું અને તેરસો પાવર આઉટ થયા હાઇકુ seven point five એજ વરસાદ નોધાયો હતો રાજ્ય માં સૌ ઇંચ વરસાદ નોઘ્યો હતો ડેવિડ વિગલેટ કોડ ના કારને કટોકટી ની સ્થિતિ જાહેર થી ખરેખર બોલોહું વાવાજોડું આવે તાયરે ખુબ આઘરુ છે આના

hello Hello. ડ્રામા. એ દિવસો માં આખી દુનિયા માં balloon યાત્રા ની બોલબાલા